કૃષિ વિભાગો સામેના મુખ્ય પડકારો માનો એક પાક ઉત્પાદન અને પર્યાવરણને સંરક્ષણને પ્રધાત્મક માંગને સંતુલિત કરવાની જરૂરિયાત છે. જયારે ખેડૂતોએ આર્થિક રીતે સદ્ધર રહેવા માટે પાકની ઉપજ વધારવાની જરૂર છે ત્યારે તેમને એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમની જમીનના સંસાધનો ભાવી પેઢીઓ માટે સુરક્ષિત છે આના માટે જમીનના સ્વાધ્યાય અને ફળદ્રુપતાનું સાવચેત સંચાલન તેમંજ જમીનનું ધોવાણ પોષક તત્વોની ખોટ અને પર્યાવરણના અધોગતિના અન્ય સ્વરૂપોને ઘટાડવાની પદ્ધતિઓ અપનાવી પણ જરૂર છે આ પડકારોનો સામનો કરવા માટે કૃષિ જમીન વિભાગની કૃષિ સસંસાધનો અને નીતિ સાથે સંકળાયેલી અન્ય સરકારી અને બિન સરકારી સંસ્થાઓ સાથે મળીને કામ કરી શકે છે આમાં નવી જમીન વ્યવસ્થા પદ્ધતિઓ અને તકનીકીઓ વિકસાવવા માટે યુનીવર્સીટીઓ, સંસોધનો સંસ્થાઓ અને ખાનગી કંપનીઓ સાથે સહયોગ તેમજ ટકાઉ માટે વ્યવસ્થાપન પ્રથાઓને પ્રોત્સાહન આપતા નિયમો અને પ્રોત્સાહન વિકસાવવા અમલમાં મૂકવા માટે નીતિ નિર્માતા ઓ સાથે કામ કરવાનું સમાવેશ થઇ શકે છે એકંદરે કૃષિ પ્રણાલીની લાંબા ગાળાની ટકાઉ પદ્ધતિ સુનિશ્ચિત કરવામાં કૃષિ જમીન વિભાગ મહત્વપૂર્ણ ભૂમિક ભજવે છે ખેડૂતોને technical સહાય પૂરી પાડીને જમીન ની ગુણવત્તા અને આરોગ્યનું નિરીક્ષણ કરીને

જે લાંબા ગાળે ઉત્પાદક પાક વૃદ્ધિને સમર્થન આપી શકે છે ફળો, શાકભાજી અને ફૂલો સહીત વિવિધ પાકોની ખેતી ને પ્રોત્સાહન આપવા માટે કૃષિ વિભાગ જવાબદાર છે આ પાકો વિશે અહી કેટલીક મૂળભૂત માહિતી છે. ફળો ફળો vitamins minerals અને Diatery Fibre ઓનો સમૃદ્ધ સ્ત્રોત છે કેટલાક લોક પ્રિય ફળો જેવા કૃષિ ક્ષેત્રે ઉગાડવામાં આવે છે તેમાં સફરજન, કેળા

આ પાક કેવી રીતે ઉગાડવું તે અંગેની માર્ગદર્શન આપે છે પછી શાકભાજી શાકભાજી એ તંદુરસ્ત આહારનું મહતમ ભાગ છે અને તે vitamin minerals અને fiber નો સારો સ્ત્રોત છે કૃષિમાં ઉગાડવામાં આવતી સામાન્ય શાકભાજીમાં ટામેટાઓ, કાકડીઓ મરી અને લેટીફ નો સમાવેશ થાય છે. કૃષિ વિભાગ આ પાકની રોપણી ખાતર અને તાપની અંગે પણ માર્ગદર્શન આપે છે પછી ફૂલો ફૂલો તેમનો સોંદર્ય લક્ષી માટે ઉગાડવામાં આવે છે તેનો ઉપયોગ સુશોભન અત્તર આવશ્યક તેલ અને અન્ય ઉત્પાદનોમાં થાય છે કૃષિમાં ઉગાડવામાં આવતા સામાન્ય ફૂલોમાં ગુલાબ, લીલી કાવેર સૈથેમેમનો સમાવેશ થાય છે કૃષિ વિભાગ આ પાકને ઉગાડવા માટે માર્ગદર્શન આપે છે તેમજ જીવાતો રોગો ને અસર

આ પાકોનો વાવેતર અને પાક અંગે માર્ગદર્શન આપીને વિભાગ એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે તેઓ ઉચ્ચ ગુણવત્તા વાળા અને વપરાસ અથવા ઉપયોગ માટે

તેઓ ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપીને infrastructure અને પરિવહનમાં સુધારો કરીને અને કુદરતી આફતો અને અન્ય કટોકટી દરમિયાન કટોકટીની સહાયતા પૂરી પાડી ખોરાકની ઉપલબ્ધતા સુલભતા અને પોષણ ક્ષમતા સુધારવા માટે કામ કરે છે તેઓ ખેડૂતોને તેમના વ્યવસાય અને સમુદાયમાં રોકાણ કરવા પ્રદાન કરીને એક ગામગ્રામીણ વિકાસને પણ સમર્થન આપે છે કૃષિ વિભાગો સામેના મહત્વના પડકારો પૈકી એક સસ્પર્ધાત્મક હેતુ અને પ્રાથમિકતાઓ સંતુલિત કરવાની પણ જરૂરી છે કૃષિ વિભાગો સામેનો બીજો પડકાર એ છે કે નવી તકનીકઓ અને પ્રથાઓને સતત અનુકુલન કરવાની જરૂરિયાત છે.

અહ ઈ પેલા તો કેટલું કામ હોય આપણે, સાફસફાઈ ને બધું કરીએ એટલે ધુહ-કચરા કર્યા કે નઈ તે આ વખતે તે ધુહ-કચરા તો કરાવે પેલા મમ્મી ઈ જ કે કરવાનું પછી બીજું બધું તે શું, તે કર્યા કે નહીં? હહહ મેં કર્યા ને પણ મદદ કરી ખાલી